અને મૂડીનો ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે મૂડીની આવક રાજ્ય સરકારો કેન્દ્રશાસિત પ્રદેશો અને જાહેર ક્ષેત્રના સાહશનો ઉપનાવો આવીને એડવાન્સ રકમ અને લોનની ચુકવણી

કેન્દ્ર દ્વારા મૂડીમાંથી કરવામાં આવતા ખર્ચમાં મુડીગત બાબતો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ને તેમના યોજીત project માટે આપવામાં આવતી loan સામાજિક આર્થિક અને સામુદાયિક વિકાસ પાછળ કરવામાં આવતો ખર્ચ અને સંરક્ષણ પાછળ કરવામાં આવતો ખર્ચ

કેન્દ્ર સરકારે મહેસુલની આવક વધારવા માટે વિવિધ પ્રકારના કરવેરામાં વધારો અને અન્ય આવકના સ્ત્રોત ઊભા કર્યા છે આઝાદી બાદના પ્રથમ ત્રણ દાયકામાં મહેસુલી આવકમાં ત્રીસ ગણો વધારો થયો છે ત્યારબાદ પાંત્રી વર્ષમાં મહેસૂલી આવકમાં ઓગણએંશી ગણો વધારો નોંધાયો છે ત્યાર પછી નેવ્યાશી ટકા વધારો નોંધાયો છે આવકો વેરા વિભાગે straight વહીવટી નવા કરવેરા કરવેરાનો વિસ્તાર વધારવામાં વગેરે પગલા દ્વારા પોતાની મહેસુલી આવક વધારી છે અમનું Commentment કરો કે તમે પર્વતને પણ હલાવી શકો છો. હલાવી નાખશો. આ તે સુ છે તે તમે કઈ સકતા નથી હું એટલું જાણું છુ કે અસ્તિત્વ ધરાવે છે. અને મને મનાવે ત્યારે એ મને મળે છે જયારે એ સ્વસ્તપણે જાણે છે હોય ત્યારે સુ જોઈએ જયારે નક્કી કરો કે મને મેળવીયા સુધી તમે જમશો નહિ અલેક્ષ ઝેન્ડેર ગ્રેહમ બેલએ કહ્યું છે. મૈકમહેકએ કહ્યું હતું દ્રદ વીરતા સાતતયનો અર્થ છે હું જાણું છુ મેહનત કરીને વધારે પાર્યોન્ત કરીશ મૈક હેસ નું પુસ્તક The united sicret of the sensitik abguleted everythink you went પોચ્યુ ન હતું ત્યાં સુધી આ સૂત્રના હતું altiment scketch નું સારથી નું મોં હતું. Commentmen આ પુષ્તક ના લેખકના માટે પ્રમાણે જે જોયુતુ હોય તે મેળવવા હોય કઈ માસ્ટ લાખીયુ છે કે જે કઈ કરવું પડે તે કરો પણ એનો અર્થ એવો નથી કે ગેરકાયદેસર અનૈતીક ન્યાય અને હાનિકારક કામ કરવા પડે તે પછી કઈ પણ કરવાનો મતલબ શું છે? માનસિક attitude છે જે કહે છે મારા goal સુધી પોંહચવા માટે મારા પાંચ step ભરવા પડે તો હું ભરીશ. મારા goal સુધી પહોંચવા માટે પંચાવન step ભરવા પડશે તો પણ હું ભરીશ મારા goal સુધી પહોંચવા માટે એક્સો પંચાવન step ભરવા ના હશે તો ભરીશ કોઈ બાદ શરૂઆત માં વાસ્તવિક રીતેજ તમે આ ના જાણતા હોય કે goal સુધી પહોંચવા માટે કેટલા step ભરવાના છે? જયારે કઈ વાંધો નથી સફળતા મેળવવા માટે જે કઈ કરવું પડે તે કરજો મજબૂતી ની જરૂરી છે step ગમે તેટલા ભરવા પડે મહત્વ નું આ નથી અહીં કામ એકધારીયુ પાનું થાય ત્યાંજ બંધ બેસે છે commetment પછી નો સ્ટેપ છે તમારે એક ધારા સતત વળગી રેહવું તો પણ કસક ને વળગી રેસે તો તમે પહેલા તાઈ કરી લો આ વખતે ઢરડ નિધાયક કરીલો કે તમે પછી ધારિયા પરિણામો મેળવી લો ત્યાં સુધી તમારા નીર્ણય ને કાર્યોમાં એક દિશા વળગી રહેવું જરૂરી છે. commitment નો જાદુ છે જયારે તમે commentment કરો છો ત્યારે તમારા goal ની સફળતા માટે જે કઈ નકારવું પડે તે કરવાની શરૂઆત કરી પણ ત્યાં માટે જરૂરી લોકો સંજોગો ને તમે તમારી

જાણવા માટે ત્યાર રહેવું જોઈએ એવું નથી કે બધા માનસિક અશોસિસ અગાવ અસ્થિત્વ ના ધરાવતા હોય ફક્ત તમારે એમાં પણ ધ્યાન ના આપવું હોય. એ વખતે તમે નિલય કરો ચો તો પછી તમને કેવું હશે શું હશે તેનું વલણસૂત્ર કરવા લાગો છો તમારું મન એક દિશા માં કામ કરવા લાગે છે. megret ની વિગત ના હોય અને સંજોગો આકર્ષક છે તમારું ચીડવથી વાસ્તવિકતા જો કે આ જાણવું પણ અગત્ત્યનું છે આ રાતોરાત નથી થતું active રેહવું જોઈએ ને તકો આપવી જોઈએ ઝડપી લેવી જોઈએ. જ્યાં સુધી commentment નથી કરતા ત્યાં સુધી અચકાતા હોય છે પાંચ જવા માટે બારણું ખુલ્લું રાખતા હોય છે એટલે આપણા કામ માં ભલે ને એક વાર ભલીવાર નથી હોતું. તમારી સરતો માટે એક અચલ નિયમ છે જેનું જ્ઞાન અને પાણિનામ અસંખ્ય વિચારો જન્મતાંજ વેંતજ મુત્યુ પામે છે સેકન્ડો યોજનાઓ નિક્ષફળતા નીવડે છે આ નિયમ છે. જે ક્ષણે કોઈ પણ વ્યક્તિ commentment કરે છે ને તે શણ થી તેનું નશીબ બ બદલાય છે જે વસ્તુ ભી બનવા લાગે છે જે ના બનતી હોય આ એની સાથે ઘટના બને છે આ વ્યક્તિ તરફેલ માં બધા નાના મોટા ઉમેરાય છે નવા લોકો ને બધી તકો અને ભૌમિક મદદ પુરી પડે છે આ વક્તિ આ સપના માં પણ આ કલ્પિઉ હોય તેવું લાગે છે નવા બારણાંઓ ખુલે જશે તમારી commentment ની શક્તિઓ નું એક ચમત્કારી આપિઉં છે મારો goal સિદ્ધ કરવો આ જરૂરી છે જો જાણતા નથી તો હા તો તમે જાણો છો અને જરૂરી કામ કરવાનું પરંતુ એક step. નકશો અગાવ પૂર્વ ત્યાર રાખવો જોઈએ પ્રયત્નો નો પૂરતો ફળ ત્યારેજ મળે છે જયારે કોઈ વક્તિ પ્રયત્નો છોડી દેવાનો ઇન્કાર કરે છે. હકીકત માં પણ જયારે તમારી પણ જરૂર હોય તેની માટે એક વાર તૈયાર થઇ જાવ સાચા step માં અનેક સુકાવવા લાગે છે જેનું આયોજન ના કરીયુ હોય તાણી મુલાકાત થવા લાગે છે.

તમારા માટે positive ઘટનાઓ સર્જી શકો છો કારણ કે તમારા મન ને આદેશ આપીઓ છે આ બધી ઘટના શોધો ને પેદા કરો. એવું બારણું અચાનક રીતે ખુલીયુ છે કે તેનો દાખલો commentment કરો અને પ્રવતો ને પણ હલાવી નાખશે એવો અઠયાવીસ સદીમાં Motivation લેખકો નું આ જાણવું છે કે positivity attitude સાથે બીજા કેટલાક સિદ્ધાંત વિષે જાણકારી હોવી જોઈએ અને અન્ય લોકો સાથે વહેચવા માટે ઉત્સુક છે પરંતુ શરૂઆત ક્યાંથી કરવી? આ મને સમજાતું ના હતું હું મારા લેખકોને વાતમાં પાત્રો મોકલવા magegin કે પછી હું પોતાનું પુસ્તક લખું સૌ પ્રથમ લોકો પોતાની તાલીમ એ અફવાના અને જરૂરી staff માં પૂરો પાડવા ના કામ સાથે જોડાયેલા છે જે લખો લોકો ઓગણીસો નેવું ઉનાળામાં લેખો છપાયા થોડાક સમય પછી સ્ટૂયત. કે. મ નામ ના વક્તિએ તેનો ફોને મને આપીઓ હતો અમુક વર્ષે new torch બનવાનું કામ કરતા હતા ત્યારે મારો લેબ અવાજસાથ થતું હોય અતિયાત મિત્રતા કે પછી તમને પુછીઉ તેવો પોતે નિવૃત્તિ માં લખવાનું કદી વિકગરીયુના હતું નિખાલસ પણ વિચારીયુ પણ ના હતું એક દીવસ તમને meeting ગોઠવી સસ્ટોફસફાહેડ પોતાના વિચારો

It is why everything news palet વિસ વર્ષ સુધી પ્રકાશિત કરો અને જીવન ને સુંદર બનાવીં રાખે તે માહિતી લખો લોકો સુધી પહોંચાડે આ બધું કઈ રીતે શકાય બને બીજા ઘણા લોકો આ સિદ્ધાંત વહેવા માટે comment કરવાનું શક્ય બનીયુ છે મારા attitude positive હતા એટલે જ મેં લખવાનું સારું કરીયુ. સ્ટટક એમ નામના તેઓએ સૌ અજાણી વક્તિ આ મારી જિંદગી માં પ્રવેશ કરી તેને ખબર ના હતી કે મારા સ્તન ને વાસ્તવિકતા માં કઈ રીતે બદલું comment નો કે જાદુ હતો. થોડીક સાવધાની રાખવી જરૂરી છે થોડાક goal ને સહેલાઇ થી મેળવવા માટે ઉત્સાહી બનવા પહેલા સાવધાનીના બે શબ્દો કાહીજ દઉ ઉંધવાટ નિયય કારિયા પછી તમારો રસ્તો સૌ સુંવાળો રહેતો નથી કિસ્મત તમારી પરીક્ષાઓ લેશે જીવન માં જયારે goal સિદ્ધ કરવા માટે તમે ગમે તેટલા ગંભીર રહો નાના મોટા ભૂલો કારસો અને નિરાશા અને નિષ્ફળતા ને સુકામ કારસો કેટલીક મોટી ખાસિયત છે નિરાશ કરી નાખશે નિયંત્રણ ને સાચમચાવી નાખશે પલાશ આવા સમય વિષિતઃ જળસિધ્ધ ના શબ્દ અનુસારવા જોઈએ કડીના છોડીયે મઠિયા રહો જેમસ કોલંટાઇમને કહિઉ હતું તમે એક વધુ round fight કરો.

પચાવી સક્સો આ તમારી જિદજ છે લેકક બનવા માટે મજબૂત નિયંત્ર કરી આ વર્ષ પહેલા અમેરિકા ના વ તેના meggin market માં સ્વેઠ સલીમ નવલ કથા હતી Interview છાપેલા ઉંનવત total control વિતર જેવું best નવલ કથાઓ આ વખતે તેને પુસ્તકોની નકલો વેહચી રાતો રાત સફળ લેખક ના હતા બનિયા આ વાત ની ખાતરી આપું છું.

કે ના હતું તેમના હાથ પર લીધેલા એકજ project પુરા કારિયા ન હતા તેવો પત્ર plot અને વિકાસ કોશલયની વિકાશ મૂળભૂત બાબતો ને કામ કરતા રહિયા હતા. આ સમયે તમને વકીલાત કરી તેમના પત્ની ને બે બાળકો આપીયા તે પછી તેમને લખવાનો સમય ક્યારેક મળતો રહીઓ તે રોજ રાતે દસ થી એક વાગે. આને કહેવાય તેમ મજબૂત નિયંત્રણો હતા દરોજ દસ થી એક વાગીયા સુધી commentment કરી તેમને લખવાનો આનંદ આવતો હતો. તેઓ માથાકૂટ માં કામ કરતા ના હતા તેઓ આમ ન કહેતા હતા કે તેઓએ ઉજાગરા ના સમય અમને ના ફાવે કે કદાચ ના ફાવે. વક્તિ સતત રસ ધરાવતી સો વર્ષ થી વધારે અગત્ય ની છે દાસ વર્ષ સુધી લાખિયા પછી બાળ વાર્તા ટૂંકી વાર્તા ઓ શિકાળકો પુરા કરીયા. કશુક વહેચાયુ નહતું ઘણીજ મહત્વ ની રચનાઓ સફળતાઓ પરત કરી દીધીન પરંતુ બાકી ના બધા પર્યન્તનો ફળી ફૂટ થયા.

ભગતસિંહ નો જન્મ એનું મૂળ નામ ભગવાન અથવા ભાગ્યશી એનો જન્મ ઈ. સ. ઓગણીસો સાતના એપ્રિલમાં પંજાબમાં ના લાલ

ગાતા મારુ કામાગાતા મારુ જહાજ ના વિખ્યાત બળવામાં સંડોવાયા હતા અને પોલીસ તેમને પકડવા ફરતી હતી. ગુપ્તવાસમાં નાસી ગયા હતા. ભાગ્યશી ના જન્મસમય ની આજ થી વધુ મહત્વની ઘટનાઓ એ હતી કે તેના જન્મ સમયે ખુદ એના પિતા કિશનસિંહ જેલમાં હતા. રાજકીય પ્રચાર કરવા બદલ અંગ્રેજ સરકારે તેમને લાહોરની જેલ માં ગોદી દીધા હતા. એમને પુત્ર જન્મના સમાચાર જેલમાં જ મળ્યા. આવા પુત્રનું

પતિ અને દિયરજી દેશની આઝાદી માટે અંગ્રેજો સામે લડી રહ્યા હતા. એમાં વિદ્યાવતીજીનો પૂરો ટેકો હતો. એમને ભગવાન ઉપરાંત બીજા ચાર દીકરા અને ત્રણ દીકરીઓ હતા. આ સંતાનોને પણ એમને રાજકીય ચળવળમાં ભાગ લેતા કદી રોક્યા ન હતા. ભગતસિંહનું બાળપણ અને તોફાન સૌ સંતાનોમાં ભગવાન મોટો હતો. આ કારણે કુટુંબીજનો એને ભાઈજીના નામે પણ બોલાવતા ભગવાનના જીવનમાં પેહલા તેર વર્ષ બંગાળ ગામમાં જ વિત્યા સ્નેહાળ માતા અને વૃદ્ધ દાદીજીની છત્રછાયા નીચે ત્રણ વર્ષ ની ઉંમરે ઉર્દૂના અભ્યાસની શરૂઆત કરી. તેજસ્વી બુદ્ધિ અને

એની નિશાળે જવા જવું જરાઈ ન ગમતું એક વાર તો ચોમાસા ની ઋતુમાં એણે ખરી કરી આકાશમાં વાદળાં છવાય હતા અને મેઘાની ગર્જના થઈ હતી. ભાઈસાહેબ પાટીપેન લઈને નિશાળે જવા નીકળ્યા ખરા પણ થોડી વારમાં પાછા આવ્યા અને વિધ્યાવતીજીને કેહવા લાગ્યા માતાજી આજે તો ભારે થઈ નિશાળનું મકાન પડી ગયું. કેટલાય છોકરા કચડાઈ ગયા હવે ભણવા ક્યાં જાવ પાંચ વર્ષના છોકરાનું આવું ચૂતકણ સાંભળીને વિદ્યાવતી નવાઈ પામી ગઈ. પણ એની કલ્પના શક્તિ જોઈને ખુશ પણ થયા. એનો સ્વભાવ પહેલેથી જ તોફાની અને મારફાડ્યો. નિશાળે જતા જેની ને તેની સાથે લડી પડે ફુઈના કારણે તોફાન મસ્તી કરે અને પડોશના દીકરા ઉપર શિરચોરી કરે નાના મોટા સૌને તુકારે બોલાવે વડીલોની શિખામણ ન માને આ કારણે માતાને અને દાદાજીને ઘણું દુઃખ થતું પણ ભગવાન હતો બાળકનૈયા જેવો માતા એને ઠપકો આપે ત્યારે એકદમ રડી પડે અને માફી માંગે પરંતુ ઘરની બહાર નીકળે કે તરત જ ભમાચક્ડી શરૂ કરી દે પિતા જેલ માંથી છૂટીને આવ્યા ત્યારે એમણે ભગવાનને આવો આરઆર્ડી બની ગયેલો જોયો. એમણે પુત્રને સખત ઠપકો આપ્યો ત્યારે ભગવાને શું કર્યું ખબર છે એતો ઘર છોડીને રાવીનદી ના કાંઠે જઈને બેઠો બસ ખુદ પિતા એને મનાવવા આવ્યા ત્યારે જ ઉઠ્યો. ભણવાનું તો એણે સાવ છોડી દીધું હતું. આખરે પિતા એ કહ્યું જે દિવસ તું આખો દિવસ ભણીશ તે દિવસે તને સાંજે હલવો ખાવા આપીશ. ભગતસિંહનું શિક્ષણ આખરે હાલ્હા હલવાની આશામાં ભગવાને ભણવા મંડ્યો. ખરું પરંતુ સત્તર વર્ષની ઉંમર સુધીમાં એને માંડ પાંચ ચોપડીનું ભણતર પૂરું કર્યું હતું. એ વેળા કિશનસિંહ લાહોરમાં રહેવા ગયા હતા. એમને વીમા agent નું કામ શરૂ કર્યું હતું. એમણે વધુ ભણતર માટે ભગવાનને પોતાની પાસે બોલાવી લીધો. અહીં પિતાની સતત દેખરેખ હેઠળ ભગવાનને ભણતરમાં વધુ ચિંત પરોવાયું. લાહોરની દયાનંદ englovkyular haigh school ભણવા ભગવાને મેટ્રિક્સ સુધી અભ્યાશ કર્યો. આ વર્ષોમાં એણે સખત મેહનત કરી એ મૂળે ઠોઠ હતો જ નઈ. બંગાળમાં માતા અને દાદાજીના લાડકોડને કારણે તોફાન કરતો એટલુ જ અહીં લાહોરમાં તો તે દરેક વર્ષે સ્કોલરશીપ મેળવતો. પેહલા બે ત્રણ નંબરોમાં સ્થાન જાણવી રાખતો લાહોરમાં ભગવાનનું ઘણો વિકાસ થયો. અહીં એને મોટું બધું પુસ્તક પુસ્તકાલય મળ્યું અહીં એને રાજકીય અને સાંસ્કૃતિક ચળવળો પણ જોઈ સ્વામી રામતીર્થ, સ્વમીવીવેકાનંદ, દયાનંદ સરસ્વતીના લખાણો એણે વાંચ્યા લાલાલચપતરાય જેવા દેશ ભક્તો ને જેવા સાંભળવાની પણ એને તક મળી લાલાલાજપતરાય અને કાકા અર્જિતસિંહ મિત્રો હતા બંનેને સરકારે ઓગણીસો સાતમા સાથે જ હદપાર કરેલા પછી અર્જિતસિંહ આખી જિંદગી બ્રાજીલ દેશમાં રહ્યા અને ત્યાં બેઠા બેઠા ભારતની આઝાદી માટે કોશિશો કરતા રહ્યા. દેશભક્તિના આ વાતાવરણે ભગવાન ઉપર કેવી અસર કરી હતી તે બતાવતો એ પ્રસંગ છે. લાહોરમાં એક વખત સરદાર કિશનસિંહના મિત્રો લાલા ભિંડીદાસે ભગવાનને પૂછ્યું. ભાઈ મોટો થઈ ને તું શું ધંધો કરી કરીશ ભગવાને કહ્યું આપણે તો દુકાન કરીશું અને મજા કરીશું લાલા ભિંડીદાસે પૂછ્યું દુકાન માં શું વેચીશ આ વિચિત્ર બાળકે પટ કરતો જવાબ આપ્યો આપણે તો બંદૂકો વેચવાન શા માટે ભવિષ્યમાં બંદૂકોની બાઝી ખેલનારા આ તરવયાઓ અને ઉંચાઈ કિશોરે જવાબ આપ્યો મારા બાપુને અને કાકા ને સતાવનારાઓને રંજાડવા માટે બંદૂકો તો જોઈશે ને તે વખતે તો વડીલો ને ભગવાનની આ વાત એ કિશોરની કલ્પના જેવી જ લાગતી પરંતુ ભગવાનના દિલ માં ધીરે ધીરે ક્રાંતિકારી અને બળવાખોરી વિચારો ઘર કરવા લાગ્યા હવે એને રાવીના કાંઠે ભરાતી લાલાલાજપતરાયની સભામાં નિયમિત પણે જવા મંડ્યો હતો. તે દરમિયાન ગાંધીજીએ અસહકારનો આંદોલન ઉપાડ્યો. વિદ્યાર્થીઓને રાષ્ટ્રીઓ શાળામાં જવાનો આદેશ આપ્યો. ભગવાને તરત જ englovar ના kyular હાય સ્કૂલ છોડી દીધી અને લાલાલાજપતરાયની નેશનલ કોલેજમાં દાખલ થઈ ગયો. લાહોરમાં એને એક અજબ દોસ્ત મળી ગયો. દોસ્ત તો અગનગોળા જેવો એનું નામ સુખદેવ એ પ્રખર રાષ્ટ્રવાદી હતો. ભગવાન કરતા પણ એની દેશ ભક્તિની તમ્મના એક તશું ઊંચી હતી. એ અભ્યાશુ પણ હતો. રુષ દેશમાં થયેલી કામદાર કિશાનોની ક્રાંતિની વાતો એને વિગતે વાંચી હતી. ત્યાંની તેમજ અહીં પણ બોમ બંધૂકો વડે દુશ્મનોને મારી હટાવવાના સપના એ જોતો હતો.

ઘણી વાર સરદાર કિશનસિંહ એને કેહતા બેવકૂફ તું તો ફાસી એ લટકીશ અને મારા ભગવાનને પણ લટકાવીશ મારે જરા ડાહ્યો થા. પરંતુ આ કિશોર કિશારો પરંતુ આ કિશારો ડાહ્યા કિશોરો ડાહ્યા થવાનો સમજ્યા કે શીખ્યા ક્યાં હતા એ તો જેમ જેમ મોટા થતા રહ્યે તેમ તેમ ભારત માતાની આઝાદી માટે વધુને વધુ તીવ્ર જંખના કરતા હતા. આ ભગવાન બીજો કોઈ નહિ ઇતિહાસમાં શહીદ વીર ભગતસિંહના નામે ઓળખાયેલો ભારત માતાનો મહાન ભગતસિંહનું ક્રાંતિકારી જીવન તેર એપ્રિલ ઓગણીસો ઓગણીના જલિયાંવાલા બાગ હત્યાકાંડમાં ભગતસિંહના બાળ મન પર ઘેરો પ્રભાવ પડ્યો. એનો મન આ અમાન અમાનવીય

જે વિદેશી સામાનનો બહિષ્કાર કરી રહ્યા હતા. ચૌદ વર્ષના આ ઉંમરે જો ભગતસિંહે સરકારી સ્કૂલના પુસ્તકો ને કપડાં કરી દીધા તેના પછી તેમના પોસ્ટર ગામમાં લાગવા માંડ્યા. ભગતસિંહ પેહલા મહાત્મા ગાંધી દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલન અને ભારતીય નેશનલ comafranc સભ્યો હતા. ઓગણીસો એકવીશમાં જયારે ચોરચોરી હત્યાકાંડ બાદ ગાંધીજી એ ખેડૂતો નો સાથ ન આપ્યો ત્યારે ભગતસિંહ ઉપર તેનો ઘેરો પ્રભાવ પડ્યો. ત્યાર પછી તેઓ ચંદ્રશેખર આઝાદ ના નેતૃત્વમાં ચાલતા

topic નાં કેવલી વાતો ઔગુસ્ત મહિના ની આ વધુ વ્યત આ વર્ષાદ વર્ષાદી સવાર છે મેં કરત ડર વર્ષ ની જેમ આ વખતે પણ સુરત વ્રજ વધુ મેહેરબાની દર્શાવી રહ્યા હોય એવી લાગી રહ્યું છે મારા સ્ટુડીઓ ની બારી માં થી સુરત ની આ વર્ષ સાથ સાથે ની ખુબ સરસ ખુબસુરત છબી દેખાઈ રહી છે સમય છે સાવર ના સાત વાગ્યા નો આકાશ વિશા નિશા આજનું newspaper વાચ્યું હું ના અજુ સુધી નથી વાચ્યું કેમ આકાશ અરે જો આજ ની breaking news વધારે મેગી ખાવા થી એક યુવતી નું મૌત ધુવની હે શું બોલે છે તું હવે નિશા નું શું થશે

જોજે હો આકાશ એક દિવસ આ ચા ને મેગી ખઇ ને જ મરશે હું તમે બન્ને નવરાઓ જાવ અયીયા થી મારી લીંક આવી ગયી છે આકાશ અને ધ્વની આ જયીએજ છીએ આ હતી આ હતા ધ્વની અને આકાશ તેવો

બપોર થઇ ગયી છે સજા પણ મચ્ક્રોન ની સવારી યથા વાથ જ છે મારી ગાડીના કાચ ની ભાહર વરસાદ નું પણ પાણી રહ્યું છે મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ અને એમાં પણ અમારે સુરત ના રસ્તો

દોસ્તો આ મૌસમ થી મજા લેતા જતા મારા ઘરે પહુચી તો મારા ઘરમાં આપ સૌ નું સ્વાગત છે આ છે મારું ઘર kitchen અને બેડરૂમ એની સાથેજ છે આ મારી mini garden મારી faourite blue light એટલે money plant એટલે કે ધન્વેર ની જ્હુલા સાથે આ જાણવા માત્ર હું મારી વાલી ખુસી અને અમે બન્ને જ રહીએ છે ખુસી એટલે મારી diary કેમ કે આ એક માત્ર વ્યક્તિ દરેક સમય મને સાચવે છે અને હું તને એક વ્યક્તિ માનું છું અને તેનેજ એને ખુશી નામ આપ્યું છે કેહવાય છે કે જયારે એક મકાન માં આખો પરિવાર સાથે રહે છે ત્યારે તેને ઘર કેહવાય છે પરંતુ અયીયા તો ફક્ત હું ને ખુશી બન્ને રહીએ છે તો પણ આ ઘર છે કારણ કે અયીયા હું કોઈ ના પણ અક્ષ શેપ્તોએ ને ટોન શામ્બ્ડીયા વિના જીયું છું અયીયાજ નીચે થી મને મને મિશ્રા મિશ્રા નામ થી બુમો સમ્બ્દાયે છે પછી મારા મગજ માં આવે છે કે આ મારુજ નામ નામ છે કદાચ આ નામ અત્યારે આખા સુરત ની યાદ હશે પણ મને નથી યાદ રેહતું

આકાશ સમય જોયી ને જોયેલોજ છે તું નીચે આવે છે કે અમે આવ્યીયે ત્યાં હું આવ છું બપોર ના દોઠ વાગ્યા છે પણ આ વરસાદી માહોલ ના લીધે આ ભજીયા તો મળી જ ગયા છે ક્યારે સુરત આવાનું થાય તો જરૂર થી જોજો ટામેટા ભજીયા ની સાથે best selfie point છે અને સાથે સાથે ઇન્ડિયા ના stock માં point માં પણ સમાવેશ છે અહી ની ખાસિયત એ છે કે અયીયા ની દરિયા કિનારા ની રેતી કાળા રંગ ની છે પ્રેમિયો ને તો આ જયી આવ તો ચોકાસ ગમશે પણ આ વરસ point કેમ ગણાય એ તો સુરત માં રેહતા છતાં મને નથી ખબર અમે તો પેટ પૂજા કરી આલી પણ દરિયા કિનારે બેસવા ન જવાનો હતો તોઈ જ્યો મને કારણ કે એના લીધે કાદવ તો ઘણો હતો એટલે હવે અમે પાછા જયી રહ્યા હતા આકાશ drive કરી રહ્યા હતા ને હું ને ધ્વની પાછળ ની સીટ પર બેઠા બેઠા ફોન માં ફોટોસ જોતા હતા આકાશ બોલ્યો નિશા એક વાત પુછુ મેં કીધું હા પૂછ આકાશ બોલ્યો તારું નામ નિશા જ છે ને

બે વર્ષ થયા હવે તો ધ્વની બોલી આ વખતે આકાશ ની વાત સાથ હું સહમત છું કાયિક તો બોલ મેં કહ્યું અરે બસ બસ હા એ વાત તો સાચી છે હું મારા

કામ સે કામ તારું નામ તો ખબર પડી આમ પડતું ઉખાણા જેવી જ છો હું બોલ્યો ધન્નેવાદ આટલી તારીફ માટે હવે driving પર ધ્યાન આપો ધ્વની બોલી નિશા કાલે તારે morning show પછી શુભમ સરે meeting બોલાવી છે આકાશ બોલ્યો કેમ એટલે આપળે બોસ છે અને ગમે ત્યારે meeting બોલાવે ધ્વની બોલી એ આકાશ ચુપ રેહ નિશા meeting એટલે છે કે આપળે અર જે ને

તેવો મને drop કરી ગયા અત્યારે મારે diary એટલે કે મારી ખુશી સાથે જ વાત કરવાનું યોગ્ય લાગ્યું મેં લાખનું શરુ કર્યું ખુશી આજ જયારે અમદાવાદ નું નામ લીધું ત્યાર થી મને મન માં અશાંતિ ફરીદ વળી છે તને તો ખબર જ હશે મેં કે આ શહર માં હવે પાછું જાઉં શક્ય નથી બસ હવે એકજ પ્રાથના હે કે મારે ત્યયે ફરી થી જવાનું ન થાય તું તો બધું જાણે છે હવે જે થશે તે જોઈ લેશું અલાશ બોલ્યો ક્યાં બાત હે આજે સવાર સવાર માં વિશાલ મિશ્રા નું song તારી love story કર થઇ હતી કે શું આકાશ cabin માં આવતા જ બોલ્યો તું એમાં villain બની રહ્યો છે આકાશ બોલ્યો ના ભાઈ આપળે તો હીરો માનસ villain નહી હું બોલ્યો ચાલ હવે બોલ શું કામ હતું આકાશ બોલ્યો time જો conference room માં બધા આવી ગયા છે હું બોલ્યો અરે meeting માં તો ભૂલાય જ નહી અમે conference room માં આવ્યા સુભાસ સર બોલ્યા સૌ આ વર્ષ ની આપળે આપળે આર જે celebration એક અનોખા સીટી માં થવાનું છે હું કોઈક આ અમદાવાદ ન હોય શુભમ સર બોલ્યા તો એ સીટી છે અંજાર કચ્છ નું એક અદ્બભુત નગર તમને એટલે કે અત્યારે રેહલા બધા આર જે ને સાત દિવસ માટે આ event નો ભાગ બન બનવાનો chance મળે છે enjoy your tour બધા જ ખુશ હતા કારણ કે આ કામ ના દિવસો માંથી સાત દિવસ અન્જારા ને કચ્છ ને મળવા ની મજા મળવાની હતી હું થોડી વધારે ખુશ હતો કેમ કે મને આજે કોલેજ પૂર્ણ થયા પછી પેહલી વાર એ સેહેર મેં પાછુ જવાનું મળવાનું હતું ફરી ફાર એ દિવસો યાદ કરવાના એક અવસર પછી તો શું બધા લાગી ગયા પોત પોતાની packing મા બધા દસ બીજા દિવસે થી અંજાર માટે નીકળવાનું હતું બધા પોતાના વાહનો માં અલગ અલગ આવાના હતા હું ધ્વની આકાશ અને અમારી સાથે નિશાંત પણ આકાશ ની કાર માં આવાના હતા અમે લગભગ રાતે આઠ વાગ્યા સુરત થી નીકળ્યા અને શરુ થયી એમાં એ સુરત ની સુરત થી અંજાર ની સફર નિશાંત બોલ્યો નિશા એક વાત પુછુ મેં કીધું હા બોલ નિશાંત અરે એ વાર મેં તારી પાસે થી સમ્બ્ડ્યું હતું તે દીકરી અંજાર ની કોલેજ માં હતી હા તો આકાશ બોલ્યો તો કોઈ મરી જાય ને ત્યાજ તને ઓળખાતુજ હોય તો એમને પણ ખબર પડે ને કે તારી કોલેજ life ભી છે હા જો કોઈ મળે તો ચોક્કસ પૂછી લેજે ધ્વની બોલી નિશા તું ક્યાં એની બકવાસ શામ્બડે છે આકાશ બોલ્યો વાહ નિશાંત હવે આપળી વાતો પણ બકવાસ લાગે છે નિશાંત બોલ્યો શાંતિ થી બેસો ક્યાય બોલવા જેવું રહ્યું નથી લગભગ ચાર કલાક પછી fresh થવા માટે અમે થોડી વાર માટે એક હોટેલ મા રોકાય હવે આકાશ ને પણ ઊંઘ આવી રહી હતી એટલે હવે નિશાંત drive ત્યાજ મારી નજર એક વ્યક્તિ પર પડી તે મારી સામે ની side હતી પણ અંધારા માં તેનો ચેહરો સ્પસ્ટ દેખાતો ન હતો પરંતુ તેના હાથ મા ચમકતી એક રીંગ પર ત્યાં છતાં મારા મોઢા માં થી અનાયાસ નીક્દ્યી ગયું આદિત્ય આકાશ બોલ્યો શું કયી નહી તું બોલ બોલ્યો હમણાં આદિત્ય કોણ આદિત્ય ના એ તોમને લાગ્યું કે

અંજાર એતિહાસિક નગર કહીએ તો પણ કાયિક ખોટું નથી અયીયા ની ખાસ ગલિયો છે અમે સુવર્ણ ત્રણ ત્રણ વર્ષ વિતાવ્યા છે અહી આવતા ની સાથે જાણે ભૂતકાળ ફરી થી જીવતો હોય ને એવું લાગી રહ્યું હતું પણ ક્યાં ખબર હતી આ ત્રણ દિવસ ની અંજાર ની સફળ મને ફરી થી એ ત્રણ વર્ષ મા પાછા ધકેલી દેશે નિશાંત બોલ્યો તો ચાલો અંજાર ની મોજ માળવા આકાશ બોલ્યો હા મોજ પછી મારજો અત્યારે સાત વાગી ગયા છે જમી ને આરામ કરીશું કાલે સવારે જયીસુ આમ પણ આપળે program રાત નો છે ધ્વની બોલ્યો હા કાલે જ જયીશું હું ચાલો અત્યારે good night બધા ને અલગ અલગ રૂમ અપાયલા હતા જેમાં મારો એક જ રૂમ third floor પર હતો ધ્વની નિશાંત ને આકાશ ના રૂમ second floor મા હતા બધ થાકી ગયા હોવા હતી સવારે આઠ વાગે ઉઠ્યા ને દસ વાગે નીકળી પડ્યા અંજાર સેહેર જોવા સૌ થી પેહલા અમે જેસલ તોરણ ની સમાધિ જોયી ત્યાર બાદ અહી ના એતિહાસિક કિલો ની સેહેર કરી અને સાથે તો ખરજ ત્યાં ફરી વાર મને તેજ રીંગ દેખાયી બસ આ આ રીંગ ની ચમક જ દેખાય રહી હતી પણ એ વ્યક્તિ

નમસ્કાર. મારુ નામ છે ઉમંગ અને આજે આપણે થોડી દિવાળી પર વાતો કરેં. છે. દિવાળી એટલે સુ. કોને ખબર છે બધા ચારે દિવાળી ની વાત સાંભળે. નામ સાંભળી જ્યારે કોઈ વાર બોલે દિવાળી ત્યારે બધા કેવા? મોજ માં આયી જાય ના બાળકો થી મોટા મોટા લોકો સુધી. બધા ના મોઢા ઉપર

આપ ને દિવાળી normally બનાવી છે. રામ ભગવાન ના નામ થી પાછા આયા અને આપણે દિવાળી એમ ના પાછા જ્યારે વનવાસ કરવા ગયા હતા અને ત્યાંથી પાછા આયા એની ઉપર મનાઇ એ છીએ

જ્યારે તમે ઘરમાં કોઈ ને કારણ પૂછો છો આપણે કેમ દિવાળી બનાવીએ છીએ. શા માટે આટલી વધુ દિવાળી પર કરેં છે ત્યારે આપ ને એમ કહેવા માં આવે છે કે તે દિવસે ભગવાન રામ વનવાસ પૂરો કરી અયોધ્યા માં પાછા આવ્યા હતા જેથી તેઓ તેમના આગમન ના આનંદમાં લોકો ના ઘરે ઘીનો દીવો કરી ને તેમ નું સ્વાગત કર્યું હતું અને એ ખુશી પર દિવાળી મનાવવા માં આવે છે. પરંતુ દિવાળી ની ઉજવણી ના એક જ કારણ નથી. દિવાળી પાછળ વિવિધ રાજ્યો અને ધર્મોમાં અલગ અલગ કારણ આપવામાં ચાલો છ પૌરાણિક અને ઐતિહાસિક હકીકતો વિશે હું તમ ને જાણ કરો. જેના કારણે દિવાળી તહેવાર ને આખા જગતના લોકો આનંદ અને ઉત્સાહ સાથે ઉજવે છે. બધા ને ખબર છે પહેલું કારણ તો બધા ને ખબર છે કે દિવાળી શ્રીરામ અયોધ્યા પાછા ફર્યા. એના પર માનવવા માં આવે છે. હિન્દુઓ માને છે કે આ દિવસે શ્રીરામ લંકા ના રાજા રાવણ ને મારી ને અયોધ્યા માં પાછા ફર્યા હતા તેથી તેમના આગમન ના આનંદમાં તેમના ગામના રહેવાસીઓએ તેમને ઘીનું. દીવડાઓ પ્રગટાવીને સ્વાગત કર્યું હતું. પ્યાર સે દિવાળી તહેવાર સમગ્ર ભારત માં ઉજવવા માં ઉજવવા ની શરૂઆત કરવામાં આવી હતી.

ગુરુ અમરદાસજી ના આશીર્વાદ મેળવવા આતુર છે. પંદરસો સિત્યોતેર માં ગોલ્ડન ટેમ્પલ બનાવવા માં આવ્યું હતું અને ઓગણીસો ને સોડસો ને ઓગણીસ ઉપરાંત કાર્તિક અમાન્ય ના દિવસે છઠ્ઠી ગુરુ હર ગોબિંદ સિંહ જેલ માંથી છોડયા હતા. તો આજે આપડા કારણો ના લીધે પણ દિવાળી નો દિવસ એક લોકો માટે પણ બહુજ ખાસ દિવસ હોય છે અને લોકો પણ. એટલાજ ઉલ્લાસ અને આનંદથી દિવાળી મનાવી રહ્યાં હોય છે. એના પછી ત્રીજું રીજન આપણે સાંભળીએ. ત્રીજું કારણ સાંભળી એ. ત્રીજું શું કારણ છે કે આપ ડે દિવાળી એ છીએ?

હવે નરકાસુર એવું શું કર્યું હતું? શ્રીકૃષ્ણએ વધ કર્યો હતો તો દિવાળી ના દિવસે દિવાળી ના એક દિવસ પહેલા. સોડ હાજર મહિલાઓ એક સાથે અપહરણ કરી સોડ હાજર મહિલાઓ નું અપહરણ કર્યું એ ઉઠાવી ને સોડ હાજર મહિલાઓ ને લઈ ગયો પછી કૃષ્ણ ભગવાને અસુર નો વધ કર્યો કતલ કરી ને તમામ સોડ હાજર સ્ત્રીઓ ને મુક્ત કરી હતી અને કૃષ્ણ ભકતા ના લોકો આ દિવસે દિવાળી તરીકે ઉજવે છે તો એક બીજું રેસન છેકે કૃષ્ણ ભગવાન હૈ

હા, એક દંતકથા મુજબ એવું પણ સાંભળવા માં આવે છે કે ભગવાન વિષ્ણુએ નરસિંહ રૂપ લઈ ને હિરણ્યકશ્યપ ને માર્યો હતો. આ સમય દરમિયાન સમુદ્ર મંથન દ્વારા હવે વાત તો બધા ને ખબર છે. અને સુ કર્યું હતું ને કઈ રીતે માર્યો હતો? અને સમુદ્ર મંથન ચાલ તો લક્ષ્મી જી બનાયા થા તો એ પણ એક રિજન છે. જી ને દિવાળી મનાવવા માં આવે છે. જૈન લોકો માટે પણ એક ખાસ દિવસ છે. જૈન સંપ્રદાય માં દિવાળી નું ખુબજ મહત્વ છે. આ દિવસે માનસ આધુનિક જૈન ધર્મની રચના કરો. રચના રૂપ માં જાય છે. ઉપરાંત દિવાળી ના દિવસે નિર્વાણ. જૈનો ને દિવાળી પણ મળી હતી સુ જૈન લોકો માટે પણ દિવાળી એક ખાસ દિવસ છે અને આર્યસમાજ ની સ્થાપના પણ દિવાળી ના દિવસે થયેલી હતી. આ દિવસે આર્ય સમાજ મહર્ષિ દયાનંદના સ્થાપક દિવાળી ના સ્થાપના દિવસે અજમેર નજીક ભારતીય સંસ્કૃતિ નો મહાન વિસ્તાર લીધો હતો. એટલે આના લીધે પણ દિવાળી મનાવવા માં આવે છે તો આ છોરી જનાતા છો તમારી જોડે. કે જેની પર દિવાળી માનવામાં આવે છે. દિવાળી ના અલગ અલગ લોકો દિવાળી ઉજવી રહ્યા છે. આપના આખા ભારત દેશ માં. હવે આપ ને થોડીક વાત કરેં. દિવાળી પર લોકો શુ કરેં છે દિવાળી એટલે શું લાઇટ? રોશની. આનંદ ઉલ્લાસ ફટાકડા ફોડવા ખાવા નું મિઠાઈ યો ફરવા નું

દિવાળી પર તમ ને કોઈ માણસ દુખી ના જોવા મળે. બધા ના મોઢે ખુશી જોવા મળે. દિવાળી ની શરૂઆત થઈ સવારે નાના બાળકો શરૂઆત કરેં. સવારે પાંચ છ સાત વાગે ઉઠી ને. ફટાકડા ફોડવા થી બરાબર નાના નાના બાળકો પપ્પા મમ્મીઓ કાકાઓ બધા ને જોડે લઇ જાય. બે દિવસ પહેલા લોકોએ ફટાકડા નું શોપિંગ કરેં. ફટાકડા ની ખરીદી કરેં લઇ આવે એના ભાગ પાડ્યા. સવારે કયા કયા ફૂડ્સ બપોરે કાયા ફોડસુ સાંજે કાયા ફોડસુ રાત્રે કયા ફટાકડા ફોડું છું એ લોકો એમ નું બધું લિસ્ટ બનાવે. મુઝે બે ભાગ પડે છે, અલગ અલગ કોઠડીયો ભરીને મુકે છે સવારે વેલ આવેલા પાંચ વાગે છ વાગે સાત વાગે અને લોકોએ ફટાકડા ફોડવા નું ચાલુ કરેં છે. સવારે ફટાકડા ફોડજે. સાંજે ફોડજે રાત્રે ફોડજે છે તો છોકરાઓ માટે એક મસ્ત આનંદ ની વસ્તુ છે. લોકોને ફટાકડા ફોડવા ના એટલા ગમે છે. ફટાકડા ફોડે છે. એમ ના માટે બીજી વસ્તુ એ છે કે સારું સારું ખાવા મળે છે. મોટા લોકો હોય તો એ દિવાળી ના દિવસે સવારે વહેલા ઉઠી ને મંદિર જાય છે. ભગવાન ના આશીર્વાદ લે છે. અત્યારે તો મંદિર ઓમાં પણ દિવાળી ના દિવસે સવાર સવાર માં બહુમતિ પ્રોગ્રામ હોય છે. ભગવાન નું ભજન કીર્તન ચાલ તું હોય, નવું વર્ષ કેવું હોય તે બધા ભગવાન નું નામ લે ભગવાન ને ખુશ કરેં, તેમ નું પૂજન કીર્તન કરતા હોય છે. એમની આરતી થાઈ ધૂન થાય પછી મંદિરમાં જેટલા લોકો આયા હોય, દર્શન કરવા માટે બધું પતી જાય. પછી એક બીજા ને ઘરે મળે છે, પગે લાગે છે નાના હોય, મોટા લોકોને આશીર્વાદ આપે છે. આશીર્વાદ લે છે એક બીજા ને. વિશ કરેં છે દિવાળી ની શુભકામનાઓ આપે છે

એના પછી મહેમાનો આવે છે. દિવાળી ના દિવસે બધા પોત પોતાના ભાઈ બંધ ના ઘરે બેસવા જાય મામા ના ઘરે જાય, કાકા ના ઘરે જાય, સગાવ્હાલાઓ બધા ના ઘરે બેસવા જાય છે, એકબીજા ને દિવાળી વિશ કરેં છે